સ્વરૂપ ના હોય છે most important part યાદ રાખજો mcq માં પૂછે જાવા ની અંદર જે બાષ્પીભવન થાય તે પ્રાપ્ત થઈ તે કઈ ભાષા માં હોય છે એ પણ તમને પૂછવાની શક્યતા છે તમને યાદ હોવું જોઈએ કેવી ભાષા માં હોય છે બે ભાષા માં હોય છે જે ઉપર એક processor કે કોઈ પણ operating system સાથે ચોક્કસ નથી હોતી બરાબર છે સાચું છે કેમકે તેની જગ્યા fix નથી હોતી આ program બાદ ઉપયોગી જેવું માં રૂપાંતર કરે છે મેથી કોણ અમલ કરવા માટે આમ પછી તે સ્વતંત્ર રહેતુ નથી ઍટલે આનો કેવાનો મતલબ એમ છે program બનાવ્યા બાદ કે ની વાત કરું છું તો એના થી શું થાય તેના થી શું થાય તેનો compisation speed ઓછી થઈ જાય છે બરાબર છે આખો દિવસ મમ્મી કામ કરતી હોય અને રાત પડે ઍટલે મમ્મી આખો દિવસ મમ્મી કામ કરતી હોય કામ કરતાં હોય અને તેની જગ્યા એ સાંજ પડે ઍટલે તેવી battery down થઇ જાય બરાબર તે ગતિ કારણ થયું છે સહેજ ધીમું થાય એની ગતિ નું કારણ bike ને generate કરવામાં કામ કરાવનાર તમારી પાસે મહેનત કરાવામાંથી તેવું ઊચા નથી આવતા ઍટલે પણ કે પિતાશ્રી અને જે બાળક છે પિતાશ્રી ણ હૉય છાયા નામનું જે બાળક છે student છે આ બને મધ મારે છે આ બંને માં કેટલું થાય તે negative point બની જ negative point ઍટલે મન ની અંદર ખુશી થાય કે ખુશ છે મજા આવે છે એમ ખુશ થઈ જાય તેની માટે તે પણ native point છે કે native point માટે મમ્મી શું આપનાવે મમ્મી તે દી બોવ વિચારે કે ચાલો આજે આ બને બોવ ખુશ છે ને આ બને માટે નવું જમવાનું બનાવયે તે નવું જમવાનું બનાવે ઍટલે ઝડપ થી બનાવતા હોય જ્યારે પણ છાયા નામ નો student ને જરીકે એના પિતાશ્રી વધારે ખુશ હોય ત્યારે મન માં ને મન માં માતુશ્રી છે તે ખુશ થઈ જાય ઍટલે નવું બનાવે નવું બનાવે એવી વસ્તુ બનાવે ઝડપી બનાવો ઝડપી બનાવા ઍટલે બંને ખુશ થઈ જાય જલ્દી થી ખુશ થઈ અને ખુશ થઇ જાય કઈ રીતે કેવામાં આવે છે આ બને અલગ અલગ છે જો લોકો ને શું તમારા composationspeach નું એવી જોડાય છે અને automatic generate થઇ કે જ્યારે તમે કોઇ નો ઉપયોગ કરો છો અથવા કોઇ software નો use કરે છે ત્યારે નો use થાય છે by default ઉપયોગ કરેલ હોય ત્યારે એનો use થાય છે આ તમારે યાદ રાખવાનું compulsary છે નામ ના કાકા થાય તમારે યાદ રાખવાનું છે ખૂણા માં પડ્યા રેશે એમ નહિ કે માં કામ કરશે કાકા ને તમે નથી કેતા કાકા કામ નથી કરતાં ત્યારે તમારા કામ લાગે છે આ આટલી જ વસ્તુ છે ઍટલે આ જે પપ્પા ઑના કાકા જે છે ઇ તમને આખા chapter દરમિયાન તમને ઇ યાદ રેશે અને તે student જાવા નો મતલબ શું જે ડી પી નામ ના પિતાશ્રી છે માતાશ્રી ને આપણે ભૂલી જવાના છે માતુશ્રી એનું કામ માં કરશે એ તમને directly બહાર દેખાશે નહિ તમે હાવ હલવાઈ જશો ને ત્યારે માતૃશ્રી તમને કામ માં લાગશે ત્યારે જ્યારે program compine કરવાનો run કરવાનો check કરવાનો ત્યારે કામ લાગે જ્યારે આપણે shape બની જાય program બની જાય પછી compine કરો ત્યારે તમારે માતૃશ્રી યાદ આવે તે સિવાય માતૃશ્રી યાદ આવે નહિ તમને ખોટું લાગતું હોય ને તમારે યાદ રહી જાય easily બરાબર જે ડી પી નામ ના પિતાશ્રી છે જાવા નામ નો વિધાર્થી છે

બે બે શિક્ષક ભણાવે ચાલે છે એ વિધાર્થી ને બધુ સમજાઈ છે અને તે એવો વિધાર્થી છે સારો ઉતમ નામ નો વિધાર્થી છે છાયા નામ નો વિધાર્થી એકદમ flexible છે ના કોઇ પ્રકાર નો મારે mark આવે છે એની હારે મતલબ છે મહેનત કરવા થી અને નો strong થાય એની હારે જ મતલબ છે બરાબર સમજાઈ છે હમણાં મારે એવું થયું આમાંથી ના સમજાય તો મને પૂછી શકો આમાં આપણે video જ બનાવાનો છે આટલું સમજાવ્યા બાદ તમને નાનું અમથું practical નો video આની સાથે attach નથી કરતો પણ પછી નિરાત થી time મળશે ત્યારે હું તમને નાનકડો video બનાવી ને મોકલી દઇશ મારી પાસે already મારી channel પર સાત માં ક્રમ ઉપર છે પણ problem એ છે કે બધુ જ ગુજરાતી middeum માં ભણાવેલું છે ઍટલે તમારે લોકો ને ગુજરાતી middeum વાળા ને problem નહિ આવે english માટે મારે બરાબર છે

પેહલા બે ને ને પછી યાદ કરો પૈસા ખર્ચો તેઓ એ કહ્યું અહિયાં આપણે એ રીતે જાહેર કરી તેની વિષે ની ચર્ચા કરીશું કરવા‌ની છે હું જ કરવાનો છું આ જ program complete શિખવડવાનો છું ઍટલે તમારે મુંજવાનું આપણે છે તેને

કેવી રીતે કરવાનું કોઈ પણ શેનો શેનો ઉપયોગ થાય છે તે તમને કઈ દવ notepad શેના ઉપયોગ માં આવે notepad પછી બરાબર પછી Hello હું લાવા સર્વિસ સ્ટેશન ડિલિવરી માંથી વાત કરું છે. મારું નામ મારું નામ પ્રકાશ રાવ છે. બરોબર તો હું તમને અ તમે જે પ્રોડક્ટ ખરીદ્યું છે લાવા નું, એક્સ સિક્સટી એનાં ઉપર તમારા રિવ્યુ માટે કોલ કર્યો છે. તમારું નામ પ્રવીણ કુમાર માલી છે? બરોબર. તમે ત્રણ સપ્ટેમ્બર અહિયાથી લાવા એક્સ સિક્સટી ખરીદ્યો હતો? બરોબર. બરોબર, તો એની ફિડબેક માટે તમને કોલ કર્યો છે. તો તમે મને જણાવી શકો છો, કે તમે હાલ હુદી આ મોબાઈલ યુસ કર્યો છે, તો તમને કઈ ઇશ્યૂ આવતો હોય આ મોબાઈલમાં યા ફીર તમને કેવું લાગ્યું આ. મોડલ કે પછી એના બારામાં મને ખાલી રિવ્યુ આપી દો ને.

ફાયદો એટલે આ વસ્તુનું ઇમ્પ્રુવમેન્ટ થશે અગર કઈ તમારો તમને લાગશે કે કઈ ઇશ્યૂ હોય, તો આ વસ્તુ ઇમ્પ્રુવ થઈને આવશે. તમારે નેક્સ્ટ ટાઈમ અગર લાવાનું કોઈ મોબાઈલ ખરીધવું હોય, તો તમને ઈમ્પ્રોવાઇઝેશન મળશે.

બરોબર. સર, તો હું તમને અ પર્ટિક્યુલર અ પાર્ટના હિસાબથી, ફીચરના હિસાબથી તમને પૂછીશ, તો તમે મને જણાવજો કે આ બાબતમાં કોઈ ઇશુ હોય તમને. બરોબર.

બરાબર મતલબ એના જે કોર્નર છે થોડા બહોત અ સ્મૂઠ હોવા જોયતા તા શાર્પની જગ્યાએ. બરોબરને? થોડા કર્વ ટાઈપના ઓકે ઑકે વાંધો નઈ ચાલો હું આ નોટ કરી લેવ છું. બરોબર.

બરોબર ઑકે અને બીજી વસ્તુ આની ડિસ્પ્લે તમને કેવી લાગી? અમારે આ જે ડિસ્પ્લે હતી, એમ HD બરાબર, તો એ કમ્પૅરેટિવલી તમને કેવું લાગ્યું.

બરોબર. એટલે ડિસ્પ્લે તમને તમને કમ્પૅરેટિવલી એમ વર્થ વર્થ લાગીને? બરોબર. અને સાઉન્ડ સિસ્ટમ બારામાં જાણવાની શકો છો? સાઉન્ડ સિસ્ટમ તમને કેવો લાગે?

એક વાર ચેક કરાવી લેજો કેમકે અમારા પીસમાં અમે અ ખાસ ધ્યાન આપ્યો છે સાઉન્ડ સિસ્ટમના અંદર બરોબર. તો મેયબી હોય શકે તમારો અ ડિફોલ્ટિવ પીસ આવી ગ્યો હોય યા ફિર કોઈ એવો ઇશુ હોય કે. તમારા મોબાઈલ તરફથી હોય બરાબર

અ અમે એ પ્રોવાઈડ કરીયે જ છીએ, તમારે એક વર્ષ સુધી કઈ વાંધો આવે, કઈ ઇશુ બીજા આવે, તમે અમારા સર્વિસ સેંટર ઉપર જઈને ફ્રીમાં તમે, કરાઈ શકો છો. બરોબર, સર્વિસ. બરોબર છ સાત કલાક ચાલી જાય છે, બરાબરને? અ ત્રણ હજાર એમએચ પ્રમાણે એટલું જ આવે. તો મેયબી એ પરફેક્ટજ ચાલે છે તમારું મોબાઈલ. હમ અને તમને એવું લાગે કે ઈમ્પ્રોવાઇઝેશન જરૂરત હોય મતલબ વધારે ઓછું કે પછી કોઈક એવો ઇશુ તમને ચાર્જિંગ કરતા ટાઈમ વાર લાગતું હોય એવો કોઈ ઇશુ લાગે છે?

એટલે અ કેવું છે ને એટલે હન્ડ્રેડ પર્સન્ટ કરતા તમને જીરોથી હન્ડ્રેડ પર્સન્ટ કરતા કેટલો ટાઈમ લાગે છે? એ બતાવી શકો મને. approximately બેથી અઢી કલાક જેવું થાય. બરોબર એ બૌ વધાર છે કેમકે અમારી કંપની લગ ભગ બનાવે છે એ હિસાબથી, ત્રીસથી પાંત્રીસ મિનિટના અંદર, ફૂલ ચાર્જિંગ થઇ જવું જોઈએ. બરોબર. હમ કઈ વાંધો નઈ, હું નોટ કરી લવ છુ તમારું બધું. અને તમને કઈ ઇશુ હોય. એના સિવાય તમને મોબાઈલમાં લાગે કે હિટની પ્રોબ્લમ બીજી હોય?

મતલબ હિટિંગ કંપ્લીટ છે, લો વધાર પરંતુ નથી. તમારો યુઝ કેવો છે? લાઈટ યુઝ છે કે તમે હેવી યુઝ કરો છ? બરોબર, ગેમ રમીયે તો બી હિટ નઈ મારતું મતલબ બરોબર. સારું ચલો નોટ કરી લવ છુ. અને તમે જયારે મતલબ ગેમ રમતા હોય એ વખતે કઈ અટકતું બીજો હોય એવું કઈ થાય એવું હોય?

ઓકે! ઓકે! વાંધો નઈ. બરોબર નોટ કરી લેવ છુ બધી તમારી બરોબર. એના સાથે મને અ જણાવ કે એના અંદર તમે જયારે સ્ટોરેજનો કઈ ઇશુ તમને રહે છે? મતલબ તમારે એક્સચેન્જ કરવાની કોઈ ઈચ્છા બીજી હોય. એવું કઈ.

મતલબ વર્કિંગ કંપ્લીટ છે હેને? હમ ok. તો ઓવરઑલ તમને મતલબ, કેવું લાગે? કે ઓવરઑલ એક્સપિરિયન્સ તમને આ જે એક ડોળ મહિના તમે યુઝ કરો છો મોબાઈલ બરોબર. તો ઓવરઑલ જે તમારો એક્સપિરિયન્સ જોવો હોય. એ તમે મતલબ શબ્દોમાં જણાવો હોય તો કેવી રીતને જણાવી શકો મને ખાલી એ બતાવી દો. તો હું એક વાર નોટ કરી લેવ બરોબર. અને તમને એના પછી કઈ ઇશુ આવે બરોબર, એક વર્ષ સુધી અમારી કંપની તમને સર્વિસ ફ્રી આપે છે. બરોબર. ઈન્ટરનલી કોઈ બી ઇશુ થાય, તમે કૈક બ્રેક થાય તમારાથી તો એ રિપ્લેસ ન થાય, તમે એના માટે તમારે પૈસા ભરવા પડે. બરોબર પણ ઇન્ટેરનલી કોઈ ઇશુ થાય, તો મારી કંપની તમને શ્યોર તમને સર્વિસ આપસે બરોબર તમારે ખાલી અ એ વસ્તુની ખાલી ઑનલાઇન તમારે જાણ કરવાની રેસે. વેબસાઈટ ઉપર જઈ, ને તમારે એક ફોર્મ ફીલ કરવાનું હશે. તો એક માણસ ઘરે આવીને તમારો મોબાઈલ લઇ જશે લઇ જશે. એ અમારી કંપ્લીટ ઐયાંની નવી સુવિધા ચાલુ કરાઈ છે, બરોબર. ને તમને ઘરે અમ તમારો મોબાઈલ ઘરે, ઘરેથી પીક પણ કારસે અને ડ્રોપ પણ તમારા ઘરે કરી નાખશે બરોબર. એટલે કઈ જવાની જરૂરત ની પડે તો આ સુ આ સુવિધા તમને કેવું લાગ્યું? સારી

બરા બરાબર હમ બરાબર

એટલે સર કેવું હોય છે ને કે કેમેરા હોય છે ને એની અંદર ખાસા બધા સેટિંગ પણ આવે છે, મેયબી તમારું સેટિંગ હલી ગ્યું હોય. એ ડિફોલ્ટ સેટિંગ હોય એમના કૈક મિસ્ટેક્સ કઈ હલી ગ્યું હોય, તો એના લીધે પણ થાય બરોબર. તો એક વાર તમે એ ચેક કરી શકો છો. અને તમારે એના અંદર એક નવું ફીચર માઈક્રો લેન્સ નું છે. તો તમે ક્યારે બેક કેમેરાથી ફોટો પડતા હો ક્લિક કરતા હો ત્યારે માઈક્રો લેન્સનો યુઝ કરી શકો છો તમે. તો તમને સારી એવી ક્વોલિટી તમને મળશે બરોબર. એટલે કેમેરાનો ઇશુ હોવો ન જોઈએ કેમકે, કેમેરા ક્વોલિટી અ અમારી કંપની તરફથી સારા સારી રાખવામાં આવે છે.

અમ તમે ફોટો ક્લિક કર્યો બરાબરને હમ બરોબર હું આ નોટ કરી લેવ છુ. મેયબી હોય શકે કે તમે ટાઈમર મોકેલો હોય તો પણ ફોટો ક્લિક કરતા ટાઈમ લાગે. એ ટાઈમરમાં

બરોબર, પ્રોસેસીંગ ટાઈમ એવું લાગે છે બરોબરને બરોબર. હું નોટ કરી લેવ છુ તમારા રિવ્યૂ મને બધા રિવ્યૂ તમારા મળી ગ્યા છે. બરોબર મેક્સિમમઃ. તમને કઈ એવું લાગતો પર્ટિક્યુલર પાર્ટ ઇશુ તમારો યુઝ ન હોય? તો તમે જણાવી શકો છો, બરોબર.

બરોબર, મતલબ તમને ઈયરફોનનો ઇશુ છે, રાઈટ? બરાબર. બીજું કઈ એના અંદર એસેસ્રિસના અંદર અ કઈ તમને ઇશુ હોય? કે એસેસ્રિસ પણ તમે અગર કૈક ઇન્ટર્નલ ઇશુ થાય તો તમે ચેન્જ કરાવી શકો છો. અમારી બરોબર સર્વિસ સેંટર ઉપર જઈને. એ તમને પુઈ સહ્યતા કરવામાં આવશે, તમારા કોઈ બી ઇશુ હોય તો તમે અમારા હેલ્પલાઈન નંબર ઉપર પણ કોલ કરી શકો છો. અને તમારે કૈક ઓ જાણવું હોય મોબાઈલના બારામાં વધારે. કે મોબાઈલના કૈક ફીચર જાણવા હોય તો પણ તમે અમારા હેલ્પલાઈન નંબર ઉપર કોલ કરીને જાણી શકો છો. જે તમારો મોબાઈલના કવર ઉપર અમે હેલ્પલાઇન નંબર જણાવેલો છે. બરાબર એના ઉપર કોલ કરીને તમારે કોઈ પણ વસ્તુની જાણકારી લેવી હોય, તો અમારો પૂરો સહયોગ રેસે સર્વિસ સેંટર પર. ઘઉંની મૂડી વાવણી માટે ની ઘઉ ની જાતો છવીસ નવેમ્બર થી દસ ડિસેમ્બર સુધીની વચ્ચે વાવણી કરવી જે ડબલ એક સો તોતેર લેવું અગિયાર લોકવાર્તા અઠ્યાસી આડત્રીસ ન્યુ વાવણી માટે બિયારણ શંકર માહિતી માટે એકસો પચાસ કિલોગ્રામ પ્રતિ ફેક્ટરી વાવેતર કરવું મોટી ખાતર તરીકે વાવેતર વાવણી બાદ વીસ થી પચીસ

પાંત્રીસ કે પિસ્તાળીસ દિવસે ગૌમાં પચાસ ગ્રામ અથવા દસ લીટર પાણીમાં ઝીંક સલ્ફેટ ના બે છંટકાવ વિંગલ તેમજ દુધિયા દાણા અવસ્થા એ કરવો માં વધુ ઉત્પાદન માટે પાણી

અંતરે બે છંટકાવ કરવા આ જ રીતે શિયાળો મકર વિશેની વાત કરીએ તો શિયાળુ મકાનમાં પાનનો સ્વીકારો અથવા તો ધરતીકંપપ લાઈટ નામનો જોવા મળે છે તો આ રોગની શરૂઆતમાં ગૌમુત્ર દસ ટકા એક લીટર દસ લીટર પાણી અથવા લીમડાના પાન નો અર્ક દસ ટકાનો છંટકાવ વાવણી પછી ત્રીસ ચાલીસ પચાસ અને સાઈઠ દિવસથી એવી રીતે ચાર વાર છંટકાવ કરવો આપણે માહિતી મેળવી ધાન્ય પાકો વિશે આવું આ ચર્ચામાં આગળ વધીએ અને વાત કરીએ રોકડિયા અને રોકડિયા પાકમાં સૌપ્રથમ માહિતી શેરડીના પાક વિશે ખેડૂત મિત્રો શેરડીના પાકમાં શીંગડા વાળી અથવા ચીટકો જીવાતનું ઉપદ્રવ જોવા મળે છે અને આના નિયંત્રણ માટે માહિતી મેળવીએ તો પ્રતિ પચીસ મેલી પાણીમાં કરીને પાંચ મિનિટ બોલીને તેનું વાવેતર કરવું

અથવા ડુંગળીનો આંતરપાકલો શેરડીના પાકમાં જમીનની તટ અને રોટલી ને ધ્યાને લઈ સાત થી બાર દિવસમાં આપવું શેરડીના પાકમાં વહેલો જાટ વિશે માહિતી મેળવીએ

ને ગુજરાત નવસારી શેરડી આઠ મધ્યમ મૂડી પાકતી જાતો છે એ છોતેર જેરો બે કો પંચોતેર સત્યાવીસ કો એલ કે અઠહાજર એક

તોકો બાસઠ એક્સઓતેસથ અને તયસી જેરો ચાર ગોળ માટેની જાતો છે કો બાસઠ કો એકસો પંચોતેર કો એલ કે આઠ હજાર એક કો એલ જેરો પચાસ એકોતેર પાકમાં વેદક નો ઉપરો હોય તો શરૂઆતમાં જમીનની સપાટીએ ની કાપી હાથ વડે ખેત ખેતી દૂર કરવી ઇસપર પાક કિલોગ્રામ રોકડી વખતે તેમજ તેમજ પાછોતેર કિલોગ્રામ અથવા પચાસ કિલોગ્રામ અને સત્યાવીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ રોકડી બાદ દોઢ થી બે મહિને ત્રણથી સાડા ત્રણ મહિને પાંચ થી છ મહિને આપવું જોઈએ ખેડૂત મિત્રો આ સાથી તેલીબીયા પાકો વિશે માહિતી મેળવીશું અને તેલીબીયા પાકોમાં સૌપ્રથમ માહિતી મેળવીશું દિવેલીયાના પાક વિશે વાવણી બાદ લગભગ એક એક સો દસ થી એક સો પંદર સુધી મૂક મારપીડી પડી પચીસ ટકા પુરવા પાકી જાય ત્યારે મારીને કાપણી સમયસર કરી લેવી છ પીડી ઉપર માર પૂરી કરતા કાપણી કરવાથી છોડમાં નવી માળો ઝડપી શકે છે અને થૂળમાં બે કાપા થી વધુ થાય છે ખેડૂત મિત્રો દિવેલીયાના પાકમાં કોરી કાના એનો ઉત્તર જણાય છે અને આ નિયંત્રણ માટે

તોડવા પુરી ખાનાર ઇયળ અને લશ્કરી ઈયર નો ઉતરે જણાય તો ડાઈક્લોર ઈસી સાત મીડિયા થવા અઢાર પોઈન્ટ પાંચ ત્રણ મેરી આઠમાં બ્લુ હેલ્ધી એસટી તીન મેરી અથવા પંદર પોઈન્ટ એસી પાંચ મિનિટ અથવા એમાં બેક્ટિંગ ત્રણ દસ લીટર પાણીમાં ઉમેરી પંદર દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો કે રૂપ મિત્રો આ સાથે માહિતી મેળવીએ પુરવાટન વિશે પુરવાટનમાં વાત કરીએ તો પુરવાટનમાં ગાંઠિયામાંથીના માટે મીઠેલા ડર મટે લાઈન દસ મિનિટ દવા દસ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો હા આજ રીતે બંને રાયના પાકો વિશે રાયના રાયના પાકમાં જરૂરિયાત આપવું હવામાન વાદળછાયુ તો પિયત આપવું નહીં રાયના પાકમાં પિયત માટે વાવણી પાટી ચાલીસ થી પિસ્તાળીસ કિલો ગ્રામ પ્રોજન્ટ તટવા એટલે ચોપન કિલોગ્રામ યુરિયા આપો કોટી ખાતા તરીકે પચીસ કિલોગ્રામ નાઇટ્રોજન આપવું રાયની માટીના નિયંત્રણ માટે આ જીવાતની વસ્તી બે ચોરસ ફૂટ કરતા વધારે હોય ત્યારે લીંબોડીનું તેલ પચાસ કિલો અથવા લીમડા થી જંતુનાશક વીસ ત્રીસ ચાલીસ દસ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો તેમ છતાં ન આવે તો તેમાં કેનાલ શોધ વીસ MM દસ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો રાયના પાકમાં નિયંત્રણ વિશે માહિતી મેળવી કાબુમાં લેવા ફેમીઠા સફર એસી વિજેબલ પાવડર પચીસ ગ્રામ અથવા સુડતાળીસ થી પાંચ મિલીમીટર અથવા તો પાંચ એસી પાંચ પતિ દસ લીટર પાણીમાં ઓગાળી પ્રથમ છટકાવરોગની શરૂઆતથી કરવો અને રોગ ની તીવ્રતા મુજબ બીજા એક બે છંટકાવ પંદર દિવસના અંતરે કરવા મિત્રો આ માહિતી મેળવવા આપણે તેલીબીયા પાક વિશે અને માહિતગાર બનીએ ના પાક વિશે સૌપ્રથમ માહિતી મેળવીએ અને સમજતા વિશે ખેડૂત મિત્રો મળતી અને સામેથી પાકમાં નામના રોગો ઉપદ્રવ જણાય છે તેના નિયંત્રણ માટે પાંખીયો તીરાશ ત્રણ ની દવા લાસ્ટ ટાઈમ અથવા છો રીંગ પદ્ધતિથી આપવી અને રોગ શરૂઆત થાય ત્યારે ટ્રાય ટુ ફર્સ્ટ વીસ મીલી અથવા ઈમેલ પ્રોપ્લાય ત્રણ મીલી દસ લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવો હોય ત્યારે બન્યા રીંગણના પાક વિશે તેમાં તેમાં આવતા રોગ અને તેના નિયંત્રણ વિશે રીંગણીના પાકમાં નાના પન્ના અને લઘુ પણ અથવા ગઢિયા પાનનો રોગ તરતાડીયા થી સેલાવતો રોગમાંથી રોપણી પછી દસ થી પંદર દિવસ દિવસે એક કિલોગ્રામ શક્કરિયા ચીટર પ્રમાણે છોડની સાથે રીંગ પદ્ધતિથી આપવું અને દસ થી બાર દિવસના અંતરે ડાય મ્યુચ્યુઅલ ત્રીસ બાર મિલી અથવા ડાયામીટર એક્ઝામ પચીસ ડબલ્યુ જી પાંચ ગ્રામ દસ લીટર પાણીમાં ઓગાળી વાળા ફરતી માટે છંટકાવ કરવો ખેડૂત મિત્રો આ જ રીતે મેળવીશું ડુંગળીના પાક વિશે સીટ નો ઉપાધરાઓ વધતો જણાય ને કાર્પોસલમાન વીસ મિલી અથવા દસ ગ્રામમાં સલ્ફેટ બે મિલી પાણીમાં મિશ્રણ કરી ને છટકાવ કરવો ડુંગળીના પાકમાં જમીનની પરત પ્રમાણે આઠ થી દસ દિવસના ગાળામાં એશિયત આપવો ખેડૂત મિત્રો અગાઉ આપણે માહિતી મેળવી હતી રીંગણીના પાઠ વિશે હવે આપણે વિગતવાર માહિતી મેળવીશું એ રીંગણના પાઠ વિશે રીંગણના પાકમાં સફેદ માંથી નિયંત્રણ માટે ડાઈ સેન્ચુરીયન દસ મિલી દસ લીટર પાણીમાંથી નાખી ત્રણ છંટકાવ પંદર પંદર દિવસના અંતરે કરવા રીંગણ ની જાતો માહિતી મેળવીએ તો ગુજરાત બોર્ડ પાંચ પી એલ આર એ

જી બી એચ એટ એપાહ હાઈડ્રેટ પાંચ છ આ કોઈપણ જાતમાંથી એક જાતનું વાવેતર કરવું માહિતી મેળવવીએ તરબૂચ વિશે તરબૂચના પાકમાં વાવેતર સમયે વીસ માઈક્રોન જાડાઈનું સિલ્વર બ્લેક કલર નું આર્થિક મલ્સ નો ઉપયોગ કરી જેરો પોઈન્ટ છ ઈટીસી લેવલ ટપક પદ્ધતિ દ્વારા પ્રિયત આપો શાકભાજી પાકોની આગળ વધીએ અને માહિતી મેળવીએ ભીંડાના પાક વિશે ભીંડા ના પાક માં જોવા મળતા તડતરીયા તથા ફળ અને દુઃખ પુરી ખાંડ માટે ચાલીસ ગ્રામ દસ લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરવો શાકભાજી પાકવામાં માહિતી મેળવીએ અને કોલી ફ્લાવર વિશે કોબીજ અને કોલીફ્લાવરમાં હીરાના નિયંત્રણ માટે ઉદ્ધવની શરૂઆત લીમડાના બીજ ભૂકો પાનસો ગ્રામ એટલે પાંચ ટકા અર્થ અથવા બેસિલર જેનીસસ જીવાણુ નો પાવડર પંદર ગ્રામ દસ લીટર પાણીમાં ભેળવી છટકાવ કરવો કોબીજ અને કોલી ફ્લાવર આવતા રોગ ના નિયંત્રણ માટે જો રાસાયણિક નિયંત્રણ ની વાત કરીએ નવા યુરોન વીસ મીલી અથવા નિયંત્રણ મિલી અથવા બ્લુ લિંગીયા ત્રણ મિલી અથવા ઈન્ટ્રક્શન પાંચ મિલી

સિટીઓતેર પાવડર પચીસ ગ્રામ અથવા દસ લિટર પાણીમાં નાખી દસ દિવસના અંતરે છંટકાવ કરવા ટમેટાના પાકમાં આવતા લીલી યાડના વખતે ઇન્ડોક્સા પંદર પોઈન્ટ આઠ ઇસ દસ મિલી અથવા અઢાર પોઈન્ટ પાંચ થી ત્રણ મિલી શુબિંગ યા માઈટ દસ એમ એમ ભેળવીમાં છંટકાવ કરવો આગળ વાત કરીશું પાઠ વિશે તેમ જ તેમાં આવતા રોગ અને રાસાયણિક નિયંત્રણ વિશે ક્લોરીના પાકમાં નિયંત્રણ માટે આયોડિન કાર્બન દસ લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવો વાત કરીશું વટાણા ના પાક વિશે અને તેમાં આવતા છાનાના રોગ વિશે વટાણાના પાકમાં જુઓ કી ઝાલાના રોગની વિશે દેખાય તો શરૂઆત થાય ત્યાં તે તરત જ વેટેબલ સલ્ફર અઠસો બે એવેટેબલ પાવડર પચીસ ગ્રામ અથવા ડિમોટેડ સુડતાળીસ એસી આઠ મિલી અથવા પાંચ પાંચ મિલી દસ લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવો જરૂર જણાવો તો પંદર દિવસ પછી બીજો છંટકાવ કરવો ખેડૂત મિત્રો આ સાથે ચર્ચામાં આગળ વધીએ અને શાકભાજી પાકોમાં આગળ માહિતી મેળવીએ લસણના પાકી છે ની પાક વિશે એક જ હેક્ટર દીઠ પચીસ કિલોગ્રામ નાઈટ્રેટ તત્વ એટલે કે ચોપન કિલોગ્રામ યુરિયા અથવા એક સો પચીસ કિલોગ્રામ એમોનિયા સરપેટ ખાતર આપવું લસણના પાકમાં આવતા થેપલા ઉપર જ વખતે નિયંત્રણ માટે પધારો વધતો જણાય કાર્બોસલમાન અને વીસ મીલી સલ્ફેટ દસ ગ્રામ દસ લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવાથી તેની વસ્તી કાબુમાં લાવી શકાય છે લસણના પાકમાં નિયંત્રણ માટે મારો મિસ યુ દસ મીલી અને દસમી દસ મિનિટ અથવા દસ ઇસી દસ મીલી પાણીમાં નાખી છંટકાવ કરવો ચર્ચામાં આગળ વધીએ અને માહિતી મેળવીએ મરી મસાલા પાટ મસાલા જો પાકની વાત કરીએ તો તેમાં વરીયાળી જીરુ ધાણા મેથી શું અને અજમાનો સમાવેશ થાય છે તો આવું જોઈએ દરેક મરી મસાલા પાક માં રાસાયણિક નિયંત્રણ કઈ રીતે કરી શકાય છે બોલો અને થેશ કો નિયંત્રણ માટે ડાય મેટોરીયલ સિતેર પ્રતિ કિલોગ્રામ પ્રમાણે પટ આપીને વાવવાથી મીઠી મામલો અને તતળિયા સામે મળે છે મરી મસાલા પાકોમાં દરમિયાન આ જીવાતો નો ઉપયોગ જણાય લીમડાના લીંબોડી ના બીજ નું ભૂકો પનસો ગ્રામ અથવા તો પાંચ ટકા અથવા લીંબોળી લીંબોળી નું તેલ ત્રીસ લીમડા આધારિત દવાઓ વીસ મીલી એટલે તે એક કિસી થી ચાલીસ રેખાની દિવેલીયાની નો પાવડર ચાલીસ ગ્રામ દસ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો મૂળો અને વધુ જણાય તો ડાય ત્રીસ એસી દસ મિલી અથવા ઈમેલા ક્લોક સત્તર પોઈન્ટ આઠ એસએસ ચાર મિલી અથવા કારબો શોષણ પચીસ ઈસી વીસ મિલી અથવા ચાલીસ ઇસી અથવા પંચોતેર એસપી દસ ગ્રામ દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જો બીજા છંટકાવ ની જરૂરિયાત જણાય તો કીટનાશક બદલવીએ માહિતી મેળવ્યા કાળી જીરીના રાસાયણિક ખાતર વિશે કાળીજીરીના પાકમાં રાસાયણિક ખાતર પચાસ પંચાવન અને જેરો નાઇટ્રોજન ફોસ્ફરસ અને કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપવું વરિયાળી પાકમાં જો રોગ દેખાય તો તેના વખતે તમારા રાસાયણિક કઈ રીતે નિયંત્રણ લાવ એ વિશે માહિતી મેળવીએ વરીયાળીના પાકમાં ચરબી રોગ દેખાય કે તરત જ બેંકોમાં પંચોતેર વેઝેબલ પાવડર સત્યાવીસ ગ્રામ દસ લીટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબના છંટકાવ કરવા જીરૂના પાકમાં પાકનું ત્રીજું વિહત વાવણી બાદ પિસ્તાળીસ પચાસ દિવસે આપો વાતાવરણ હોય તો આપવું નહીં ના પાક માં ચરબી રોગના નિયંત્રણ માટે બેંકોમાં પચીસ ગ્રામ દસ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો જીરુના પાકમાં મૂકી નિયંત્રણ માટે એસી ટકા પાવડર ત્રીસ ગ્રામ દસ ગ્રામ દસ લીટર પાણીમાં નાખી બે થી ત્રણ છંટકાવ કરવા જીરુને પ્રતિકૂળ વાતાવરણથી બચવા નુ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવો જીરુના પાકમાં ભૂલથી ખાતર તરીકે પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર નાઇટ્રોજન ધાણાના પાકમાં એક મહિના બાદ ટ્રાયપુલિયમ હાઈડ્રોજન પાંચ કિલો ગ્રામ દસ કિલો રેતીમાં ફેરવી છંટકાવ કરવાથી સુકારાના રોગનું નિયંત્રણ મેળવી શકાય છે દાણાના પાકમાં જરૂરિયાત મુજબ સિયત આપવો વાડા હવામાન તેમ છતાં જરૂર જણાય તો હળવું પિયત આપવું ધાણાના પાકમાં પૂરતી ખાતર તરીકે પંદર કિલો ગ્રામ પ્રતિ હેક્ટર નાઇટ્રોજન ખેડૂત મિત્રો આ સાથે માહિતી મેળવીએ જણાવવા પાકમાં રાસાયણિક નિયંત્રણ વિશે

પેટીસ થી ચાલીસ આપવું ચણાના પાકમાં આવતી પૂરી થતાં યજ્ઞ નિયંત્રણ માટે અથવા અથવા સનડાય વીસ એસી અથવા દસ મિલી મીલી પાણીમાં નાખી પ્રથમ છટકાવ પચાસ ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ પ્રથમ પંદર દિવસે કરવો ચણાના પાકમાં આવતો વાયરસ રોગ અથવા પચીસ મિલિયન લેખા નામની પાવડર ચાલીસ ના દસ લીટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો વધુ ત્રણ મિનિટ માં ડાયમેલો ના દસ લીટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો તો આ મિત્રો સાથે માહિતી મેળવીશું વિશે તેમાં તેમાં આવતા રોગ ના રાસાયણિક નિયંત્રણ વિશે પાકમાં સૌપ્રથમ મેળવીશું આંબા વિશે મોરની શરૂઆત થતા મધ્યા હાય તેનો ઉપયોગ શરૂ થાય છે પ્રજ્ઞાની શરૂઆતમાં લીમડાની ગોળીની ભૂકો એટલે પાંચ ટકા જેમ એની ચોપડી નામની નો પાવડર ચાલીસ ગ્રામ અથવા પચીસ મિલિયન લેખા નામની પાવડર ચાલીસ ના દસ લીટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો વધુ ત્રણ મિનિટ માં ડાયમેલો ના પચીસ એટલે ત્રણ ગ્રામ અથવા લેમડા પનસો મિલે પાંચ મિલે રાઇડર પોઇન્ટ પાંચ મિનિટ પાણીમાં ભેળવીને છંટકાવ કરવો પાકોમાં આગળ માહિતી મેળવવી દાડમના પાકમાં ગાંઠિયા માટે વટેલી માહિતી તેમજ વીસ કિલો પ્રતિ હેક્ટર દિવેલી નો કોડ બે પ્રતિ હેક્ટર આપો ચોમાસાની શરૂઆતમાં ત્યારબાદ ડર મહિનાના અંતરે બાર થી અઢાર ઇંચ દૂર થતા આશરે નવ ઇંચ કરી જમીનમાં મૂળ નજીક આવતા માહિતી મેળવીએ બોરના પાકમાં આવતા નિયંત્રણ છે આ રોગની શરૂઆત થાય છે તારા ડીસી વેજીટેબલ પાવડર ફ્રી દસ મિનિટ હેક્ટર નજર પાંચ મિનિટ દસ મિનિટ પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો દસ દિવસના અંતરે કરવા. પાણીની અઠવાડા વિસ્તારમાં ગંડક ની ફેક્ટએ પચીસ ગ્રામ પ્રમાણે સવારનું સમય જાગ્ર હોય ત્યાં રોગ ની શરૂઆત ગણાય કે તરત છંટકાવ કરવો માહિતી મેળવવીએ ત્યારે છે ત્યારે પછી પ્લાસ્ટિક એટલે કે પારદર્શક અથવા ભૂરા કલર અથવા ગેમ ઢાંકવાથી અને ફૂગ ઘટાડી શકાય છે

પૂરબ આહારમાં એકસોપોચીસ અથવા પચાસ ગ્રામ મેથી રાત્રે પલાળી ખવડાવાથી દૂધનું ઉત્પાદન વધી જશે પશુઓને ગરમી કે ઠંડી બચવા લીલી એગ્રો નેટ નો ઉપયોગ કરવો જોઈએ માડીને દૂધપટતું ન હોવાથી ત્યારે લાઈવ બોટલ ચૂનાનો પાણી પીવડાવવાથી મટી જાય છે ઝાડા બંધ થઈ જાય છે પાચન શક્તિ વધારે છે અને હાડક મજબૂત થાય છે પાછું ઓના ભાગ જાડા માટે વાત કરીએ આમલીના પાન વાટીને પશુને પાવાથી આવેલો સોજો માટે છે પશુપાલક મિત્રો માહિતી માટે રોજના માટે નિયંત્રણ વિશે રસ્તામાં આવતી લીલી ઇયળ જો ઉપદ્રવ ની શરૂઆત દેખાય તો દેશી લવ ધોરણ પંદર ગ્રામ આઠવા દિવેલીયા પેશીયાના ચાલીસ ગ્રામ દસ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો અઠવા બસોપચાસ એલ પ્રતિ હેક્ટર પાકમાં જરૂરી પાણી ભેળવીને જથ્થામાં ઉમેરીને છંટકાવ કરવો જો વધુ જણાય એસી એસી પાકે દસ મિલી અથવા લેમડા ભાઈ પાંચ પીસી પાંચ મિલી અથવા સાત પાંચ પચાસ એસી ત્રણ મિલી પાણીમાં ભેળવીને છંટકાવ કરવો રસ્તામાં ઊંટ એની નીચે આપણે કાચા રહો ઘાસચારાની ખીચડી તાપીબાદ ઊંટ નો ઉત્પાદન માટે રાખીને રાખી શકાય છે ઘાસનું વાવેતર કરવું આ સાથે એ માહિતી મેળવવી ને મકાઈના બાકી છે મકાઈના પાકમાં ફૂલહાર નિયંત્રણ માટે પ્રકાશનો ઉપયોગ કરવો મકાઈમાં આવતી ડિમાર્ટમાં ઉપગ્રહ વાત કરીએ તો જૈવિક નિયંત્ર રાખો જેવા કે યુરેડિયા અથવા રાઇટીંગ એની ગામ પાવડર

નમસ્કાર, બી એસ એન એલ થી હું અનિકા વાત કરું છું. જી, શું સહાયતા કરી શકું છું આપની મેમ? જી મેડમ, માફી ચાહું છું, આપનો Volume બહુ ઓછો આવી રહ્યો છે.

જી, અને આપની જીલ્લા-તાલુકા જાણી જી, માહિતી આપવા બદલ ધ્યનવાદ મેડમ. જી, આપને જે Area માં છો, તે Area માં જ આપનો Network નો Issue આવી રહ્યો છે?

જ્યારથી સીમ લીધું છે મેડમ ત્યારથી Issue આવો રહ્યો છે? જી, Mobile પર આપને Range ની કેટલી કાળી શો કરે છે? Lining એવું છે અને Calling માં જ Issue થાય છે કે Internet Be Use કરવામાં Problem થાય.

જી મેડમ. Internet જયારે આપને ત્યાં Network નઈ મળે તો Internet બી નહિ ચાલે. તો મેડમ, Mobile ની Screen પર આપને Image એટલે બે કાળી આવે છે? Network ની બે Range આવે છે? તો આપને Indoor Issue થાય છે કે Outdoor Issue Sim Slot One માં છે કે Two માં છે? જી આપણે Sim બીજા મેડમ આપના રેંજ Network ને Regarding Complaint Register કરવામાં આપના Area માં આપને Indoor Issue થઈ રહ્યું છે, તે Network Issue છે, તેના માટે હું Complaint Regesiter જી Line પર રહેવા બદલ ધન્યવાદ. આના પહેલાં તમે Complaint